આ કંઈક ખાવાના દ્રશ્ય છે જે ભજીયા જેવું લાગે છે કાં તો ચિકન જેવું લાગે છે સાથે સલાડ પણ છે ચટની પણ છે વસ્તુ લાગે છે કે કોઈ ખા તીખી મીઠી હશે.

જીવર અહ જાનવરોથી બચવા માટે થોરી વાર જેવુ બનાવેલુ છે.

ફુવારાની ઉપર ઘણી બધી લાઈટો પણ છે જે વધારે સુંદર અને રમણીય ચિત્ર બનાવી રહ્યું--

કોઈ બહારનો દ્રશ્ય હોય તેવું લાગી રહ્યું છે જ્યાં એક પાં પાછળ એક નાનકડુ એવું ઝુંપડું જોવા મળી રહ્યું છે.

ઘણા બધા પક્ષીઓ છે જે પક્ષીઓ પાણી સાથે રમત રમી રહ્યા છે.

ઘણા બધા સિટી માં આઉટલેસ છે જેમકે અમદાવાદ ગાંધીનગર મુંબઈ.

અમૂલની શોપ છે અમૂલ ની શોપ ને ઘણા જગ્યાએ અમૂલ પાર્લર કહે છે અમુલ પાર્લર માં આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ નો ચિત્ર છે જે આઈસ્ક્રીમ ઉનાળામાં ખાવાની બહુ મજા આવે છે.

બાજુમાં એક સલૂન ની દુકાન છે જેમા ચોઇસ હેરસ્ટાઇલ લખેલુ છે અને ત્યાં લોકો વાળ કપાવે છે.

અ પી_વી_આર સિનેમા છે સુમન સિટી છે જે સેક્ટર ગાંધીનગરમાં આવેલુ છે એરટેલ ની ઓફિસ છે.

એસ_બી_આઈ ની બેંક છે બેંક માં પૈસા હોય છે સુમન ટાવર છે સુમન સીટી છે.

ગાંધીનગરમાં આવેલું છે જેમાં સુમન સીટી લખેલું લાલ અક્ષરથી છે અને બ્લુ કલર ની સ્ક્રીન --

છે શોપીંગ મોલ છે છે.

ઘણા લોકો છે જેમાંથી એક લેડીસ એ વાઈટ કલર નો દુપટ્ટો માથા ઉપર બાંધેલો છે લાગે છે કે આ કોઈ ઉનાળાનું દ્રશ્ય હોઈ શકે છે અથવા કોઈ ધૂળ હોઈ શકે છે.

અહીં આ દ્રશ્ય ખુબજ મનને આનંદિત કરે એવુ દેખાઈ રહ્યુ--

મંદિર હોય એવું લાગી રહ્યું છે જ્યાં ધરમનું કોઈ કાર્ય કરતા હોય તેવું અનુમાન લગાવ્યે છે.

અહિયા ચારથી પાંચ બ્રાહ્મણો છે તો સાથે સાથે લેડીઝો અને જેન્ટ્સો પણ બેઠેલા છે વચ્ચે કોઈ હવન કુંડમાં હવન કરતા હોઈ તેવુ લાગી રહ્યુ છે.

એક તરફ રસ્તાની એક કોઈ લેડીઝ રાહ જોઈ રહ્યા છે બસ ની.